નમસ્તે મિત્રો
જીચેમ્પેઇન્ટ માં એરોમેટિક મોલિક્યુલર સ્ટ્રકચર્સ એરોમેટીક મોલેક્યુલર સ્ટ્રકચર્સ પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સાયક્લોહેક્સાને સાયક્લોહેક્ઝેન ને સાયક્લોહેક્સને સાયક્લોહેક્ઝીન માં રૂપાંતરિત કરવું સાયક્લોહેક્સને સાયક્લોહેક્ઝીન ને બેન્ઝેને બેન્ઝીન માં રૂપાંતરિત કરવું
બેન્ઝેને રિંગ બેન્ઝીન રીંગ નાં હાઇડ્રોજનને અન્ય પરમાણુઓનાં અવેજીમાં મૂકવું
બેન્ઝેને રિંગ બેન્ઝીન રીંગ નાં હાઇડ્રોજનને પરમાણુઓનાં જૂથની અવેજીમાં મૂકવું
બે અણુઓનું સંયોજન અહીં હું ઉપયોગ કરું છું ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 1204
જીચેમ્પેઇન્ટ આવૃત્તિ 01210
આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ જીચેમ્પેઇન્ટ કેમિકલ સ્ટ્રકચર એડિટર
જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઇટની મુલાકાત લો
મેં એક નવી જીચેમ્પેઇન્ટ એપ્લીકેશન ખોલી છે
ચાલો પહેલા ડિસ્પ્લે એઆરઇએ ડિસ્પ્લે એરીયા માં એક છ સભ્યી ચક્ર ઉમેરીએ
એડ એ સિક્સ મેમ્બર્ડ સાયકલ એડ અ સિક્સ મેમ્બર્ડ સાઇકલ ટૂલ પર ક્લિક કરો
ડિસ્પ્લે એઆરઇએ પર ક્લિક કરો
એડ એ બોન્ડ ઓર ચાંગે થે મલ્ટિપ્લિસિટી ઓએફ થે એક્સિસ્ટિંગ ઓને ટૂલ પર ક્લિક કરો
ચક્રનાં દરેક ખૂણે બે બોન્ડ ઉમેરો
કોઈપણ બે બોન્ડ પરસ્પર એકબીજાને ન સ્પર્શે એવી રીતે બોન્ડ બેસાડો
આવું કરવા માટે બોન્ડ પર ક્લિક કરી ડ્રેગ કરીને તેની સ્થિતિને યોગ્ય કરો
ચક્રનાં દરેક ખૂણે ચાલો કાર્બન પરમાણુઓ પ્રદર્શિત કરીએ
કોઈપણ એક ખૂણા પર ક્લિક કરો
સબમેનું સબમેનુ દ્રશ્યમાન થાય છે
એટોમ એટમ પસંદ કરો અને પછી ડિસ્પ્લે સિમ્બોલ ડિસ્પ્લે સિમ્બોલ પર ક્લિક કરો
તેવી જ રીતે ચક્રનાં દરેક ખૂણે કાર્બન પરમાણુ ઉમેરો
હાઇડ્રોજન હાઇડ્રોજન પરમાણુને બોન્ડમાં ઉમેરવા કીબોર્ડ પર હ દબાવો
એડ ઓર મોડિફાય એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
તમામ બોન્ડ સ્થિતિ પર ક્લિક કરો
ફરીથી જુઓ કે કોઈપણ બે હાઇડ્રોજનો પરસ્પર એકબીજાને ઓવરલેપ ન કરે
મેળવેલ રચના એ સાયક્લોહેક્સાને સાયક્લોહેક્ઝેન છે
ચાલો રચના કોપી અને પેસ્ટ કરીએ
રચના પસંદ કરવા માટે CTRLA દબાવો
રચના કોપી કરવા માટે CTRLC અને પેસ્ટ કરવા માટે CTRLV દબાવો
ચાલો બીજી સાયક્લોહેક્સાને સાયક્લોહેક્ઝેન રચનાને સાયક્લોહેક્સને સાયક્લોહેક્ઝીન માં રૂપાંતરિત કરીએ
ઇરેઝર ઇરેઝર ટૂલ પર ક્લિક કરો
અડીને આવેલા દરેક કાર્બન પરમાણુઓમાંથી એક હાઇડ્રોજન બોન્ડ હાઇડ્રોજન બોન્ડ કાઢી નાખો
એડ એ બોન્ડ ઓર ચાંગે થે મલ્ટિપ્લિસિટી ઓએફ થે એક્સિસ્ટિંગ ઓને ટૂલ પર ક્લિક કરો
પછી કાઢી નાખેલ હાઇડ્રોજન બોન્ડો વચ્ચેનાં બોન્ડ પર ક્લિક કરો
એક બમણા બોન્ડની રચના થાય છે
મેળવેલ રચના એ સાયક્લોહેક્સને છે
ચાલો સાયક્લોહેક્સને સાયક્લોહેક્ઝીન ને સાયક્લોહેક્સાડીને સાયક્લોહેક્ઝેડાઈન અને ત્યારબાદ બેન્ઝેને બેન્ઝીન માં પરિવર્તિત કરીએ
કરન્ટ એલિમેન્ટ કરંટ એલીમેંટ એ કાર્બન કાર્બન છે તેની ખાતરી કરો
ઇરેઝર ઇરેઝર ટૂલ પર ક્લિક કરો
અડીને આવેલા દરેક કાર્બન પરમાણુઓમાંથી એક હાઇડ્રોજન બોન્ડ હાઇડ્રોજન બોન્ડ કાઢી નાખો
એડ એ બોન્ડ ઓર ચાંગે થે મલ્ટિપ્લિસિટી ઓએફ થે એક્સિસ્ટિંગ ઓને ટૂલ પર ક્લિક કરો
પછી કાઢી નાખેલ હાઇડ્રોજન બોન્ડો વચ્ચેનાં બોન્ડ પર ક્લિક કરો
બીજા એક બમણા બોન્ડની રચના થાય છે
મેળવેલ રચના એ સાયક્લોહેક્સાડીને છે
એજ પ્રમાણે ચાલો ત્રીજા બમણા બોન્ડની રચના કરવા હેતુ એજ પ્રક્રિયાનું પુનરાવર્તન કરીએ
મેળવેલ રચના એ બેન્ઝેને છે
એસાઇનમેંટ તરીકે
આપેલનાં બંધારણ બનાવો સાયક્લોબ્યુટાને સાયક્લોબ્યુટેન અને સાયક્લોબ્યુટેડીને સાયક્લોબ્યુટેડાઈન માં રૂપાંતરિત કરો
સાયક્લોપેન્ટને સાયક્લોપેન્ટેન અને તેને સાયક્લોપેન્ટેડીને સાયક્લોપેન્ટેડાઈન માં રૂપાંતરિત કરો
તમારું પૂર્ણ થયેલ એસાઇનમેંટ આ પ્રમાણે દેખાવું જોઈએ
આગળ ચાલો બેન્ઝીન ડેરિવેટિવ્ઝ વિશે શીખીએ
ફંકશનલ ગ્રુપ્સ ફંક્શનલ ગ્રુપ્સ વિવિધ રાસાયણિક સંયોજનો તારવવા માટે બેન્ઝીનમાં હાઇડ્રોજન અવેજીમાં મૂકી શકે છે
ફંકશનલ ગ્રુપ્સ ફંક્શનલ ગ્રુપ્સ જે કે હાઇડ્રોજન અવેજીમાં આપે છે તે છે ફ્લોરો ફ્લુરોએફ મિથાઇલ મિથાઈલ સીએચથ્રી નાઇટ્રો નાઇટ્રો એનઓટુ હાઇડ્રોક્સી હાઈડ્રોક્સી ઓએચ અને અન્ય
ડિસ્પ્લે એઆરઇએ ડિસ્પ્લે એરિયા માં બેન્ઝીન બંધારણ ચાલો બે વખત કોપી અને પેસ્ટ કરીએ
બેન્ઝીન બંધારણ પસંદ કરવા માટે સિલેક્ટ ઓને ઓર મોરે ઓબ્જેક્ટ્સ સિલેક્ટ વન ઓર મોર ઓબજેક્ટ્સ ટૂલ પર ક્લિક કરો
બંધારણો કોપી કરવા માટે CTRLC દબાવો અને પેસ્ટ કરવા માટે CTRLV બે વાર દબાવો
ચાલો પ્રથમ બેન્ઝીન બંધારણનાં હાઇડ્રોજનની અવેજીમાં એક ફ્લોરિન પરમાણુ મુકીએ
કીબોર્ડ પર ફ દબાવો
એડ ઓર મોડિફાય એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
ફ્લોરીન ફ્લોરિન ની અવેજીમાં મુકાવા માટે હાઇડ્રોજન પર ક્લિક કરો
મેળવેલ બંધારણ એ ફ્લોરોબેન્ઝને ફ્લોરોબેન્ઝીન છે
આગળ ચાલો બીજા બેન્ઝીન બંધારણનાં હાઇડ્રોજનની અવેજીમાં પરમાણુઓનાં જૂથને મુકીએ
એડ ઓર મોડિફાય એ ગ્રુપ ઓએફ એટમ્સ ટૂલ પર ક્લિક કરો
કોઈપણ એક હાઇડ્રોજન પર ક્લિક કરો
અવલોકન કરો કે હાઇડ્રોજન એ ચમકતા કર્સર સાથે લીલા બોક્સમાં બંધ થયેલ છે
ચાલો હાઇડ્રોજનની અવેજીમાં એક મિથાઇલ મિથાઈલ જૂથ મુકીએ
હાઇડ્રોજન હાઇડ્રોજન રદ્દ કરો અને ટાઈપ કરો કેપિટલ સી હ અને 3
ડિસ્પ્લે વિસ્તાર પર ગમે ત્યાં ક્લિક કરો
મેળવેલ બંધારણ એ મિથાઇલ બેન્ઝેને મિથાઈલ બેન્ઝીન છે
ચાલો ત્રીજા બેન્ઝીનનાં હાઇડ્રોજનની અવેજીમાં નાઇટ્રો નાઈટ્રો જૂથને મુકીએ
કોઈપણ એક હાઇડ્રોજન પર ક્લિક કરો
હાઇડ્રોજન હાઇડ્રોજન રદ્દ કરો અને ટાઈપ કરો કેપિટલ ન ઓ 2
મેળવેલ બંધારણ એ નાઇટ્રોબેન્ઝને નાઈટ્રોબેન્ઝીન છે
ચાલો બેન્ઝેને રિંગ બેન્ઝીન રિંગ માં કાર્બનની સ્થિતિ જોઈએ
છ કાર્બન પરમાણુઓને બેન્ઝીનમાં 1 થી 6 ક્રમ અપાયેલ છે
હાઇડ્રોજન અવેજીમાં મુકાય તે પહેલા તમામ છ સ્થિતિઓ સમકક્ષ છે
જ્યારે હાઇડ્રોજન એક કાર્યાત્મક જૂથ દ્વારા અવેજીમાં મુકાય છે ત્યારે રિંગની ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇલેક્ટ્રોન ડેન્સીટી બદલાય છે
ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇલેક્ટ્રોન ડેન્સીટી એ સબસ્ટિચ્યુએન્ટ સબસ્ટીટ્યુઅંટ પર આધાર રાખે છે
બેન્ઝીનનાં mono સબસ્ટિટ્યુટેડ મોનો સબસ્ટીટ્યુટેડ સંયોજન આપેલ સ્થાને અવેજીમાં મૂકી શકાય છે 1 અને 4 પારા પેરા તરીકે 2 અને 6 ઓર્થો ઓર્થો તરીકે 3 અને 5 મેટા મેટા તરીકે હવે ચાલો મિથાઇલબેન્ઝને મિથાઈલબેન્ઝીન બંધારણની અવેજીમાં બીજું એક મિથાઇલ મિથાઈલ જૂથ મુકીએ
એડ ઓર મોડિફાય એ ગ્રુપ ઓએફ એટમ્સ ટૂલ પર ક્લિક કરો
રિંગનાં બીજા હાઇડ્રોજન સ્થાન પર ક્લિક કરો
મિથાઈલ જૂથ સાથે લીલા બોક્સમાં હાઇડ્રોજન અવેજીમાં મુકવા હેતુ ટાઈપ કરો કેપિટલ સી હ 3 મેળવેલ નવું બંધારણ છે ortho ઝાયલીન ઓર્થો ઝાયલીન
ચાલો નાઇટ્રોબેન્ઝને નાઈટ્રોબેન્ઝીન ની અવેજીમાં કાર્બોક્સી કાર્બોક્સી જૂથ મુકીએ
રિંગનાં ચોથા હાઇડ્રોજન સ્થાન પર ક્લિક કરો
કાર્બોક્સી જૂથ સાથે લીલા બોક્સમાં હાઇડ્રોજન અવેજીમાં મુકવા હેતુ ટાઈપ કરો કેપિટલ સી ઓ ઓ હ
મેળવેલ નવું બંધારણ છે para નાઇટ્રોબેન્ઝોઇક એસિડ પેરા નાઈટ્રોબેન્ઝોઇક એસીડ
પ્રક્રિયા પૂર્વવત્ કરવા માટે CTRLZ દબાવો
નાઇટ્રોબેન્ઝને નાઈટ્રોબેન્ઝીન ની ત્રીજી હાઇડ્રોજન સ્થિતિની અવેજીમાં નાઇટ્રો નાઈટ્રો જૂથ મુકીએ
હાઇડ્રોજન રદ્દ કરો અને ટાઈપ કરો કેપિટલ ન ઓ 2
મેળવેલ નવું બંધારણ meta ડિનિટ્રોબેન્ઝને મેટા ડાઇનાઈટ્રોબેન્ઝીન છે
અહીં એક એસાઇનમેન્ટ છે
સાત બેન્ઝેને બેન્ઝીન બંધારણો દોરો
આમાંના એકાદ હાઇડ્રોજનની અવેજીમાં મુકો પહેલું બેન્ઝીન બ્રોમો બ્રોમો સાથે બીજું બેન્ઝીન આઇઓડીઓ આયોડો સાથે
ત્રીજું બેન્ઝીન હાઇડ્રોક્સી હાયડ્રોક્સી સાથે ચોથું બેન્ઝીન અમીનો અમીનો સાથે પાંચમું બેન્ઝીન ઇથાઇલ ઈથાઈલ સાથે સાથે જ અવેજીમાં મુકો ક્લોરિનનાં પરમાણુંઓને છઠ્ઠા બેન્ઝીનનાં બેમાંનાં કોઈ એક હાઇડ્રોજન સાથે
સાતમાં બેન્ઝીનની પહેલી અને ચોથી હાઇડ્રોજન સ્થિતિની અવેજીમાં કાર્બોક્સી કાર્બોક્સી જૂથ મુકો
તમારું પૂર્ણ થયેલ એસાઇનમેંટ આવું દેખાવું જોઈએ
હવે ચાલો બે બંધારણોને જોડાણ કરતા શીખીએ
ચાલો એક નવી વિંડો ખોલીએ
કરન્ટ એલિમેન્ટ કરંટ એલિમેન્ટ કાર્બન છે તેની ખાતરી કરો
એડ એ ફોર મેમ્બર્ડ સાયકલ ટૂલ પર ક્લિક કરો
ડિસ્પ્લે એઆરઇએ પર બે વાર ક્લિક કરો
સિલેક્ટ ઓને ઓર મોરે ઓબ્જેક્ટ્સ ટૂલ પર ક્લિક કરો
બીજા બંધારણ પર ક્લિક કરો
તેને ડ્રેગ કરીને પહેલા બંધારણની પાસે મુકો
એવી રીતે કે તે એકબીજાને અડકે
બંધારણો પસંદ કરવા માટે CTRLA દબાવો
મર્જ ત્વો મોલિક્યુલ્સ મર્જ ટુ મોલેક્યુલ્સ ટૂલ સક્રિય થાય છે
પરમાણુઓનું સંયોજન કરવા માટે મર્જ ત્વો મોલિક્યુલ્સ મર્જ ટુ મોલેક્યુલ્સ ટૂલ પર ક્લિક કરો
સંયોજન અવલોકન કરવા માટે બંધારણને ડ્રેગ કરો
આપણે જે શીખ્યા ચાલો તેનો સારાંશ લઈએ
આપણે શીખ્યા સાયક્લોહેક્સાને સાયક્લોહેક્ઝેન ને સાયક્લોહેક્સને સાયક્લોહેક્ઝીન માં રૂપાંતરિત કરવું સાયક્લોહેક્સને સાયક્લોહેક્ઝીન ને બેન્ઝેને બેન્ઝીન માં રૂપાંતરિત કરવું ફ્લોરો ફ્લુરો મિથાઇલ મિથાઈલ નાઇટ્રો નાઇટ્રો અને કાર્બોક્સી કાર્બોક્સી જૂથોની અવેજીમાં બેન્ઝીનનાં હાઇડ્રોજનને મુકવું
બે ચાર સભ્યી ચક્રને સંયોજિત કરવું
અહીં એક અસાઇનમેંટ છે
સંયોજન કરો બે બેન્ઝીન પરમાણુઓ બે પેન્ટને પેન્ટેન બંધારણો સાયક્લોપેન્ટને સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્સાને સાયક્લોહેક્ઝેન પરમાણુઓ
તમારું પૂર્ણ કરેલ અસાઇનમેંટ આ પ્રમાણે દેખાવું જોઈએ
આ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે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
જોડાવા બદલ આભાર